આપણે ખાલી junk food ખા ખા કરીએ અને પછી પડીએ બીમાર તો healthy food ની જો વાત કરીએ તો એ તમારી તંદુરસ્તી માટે એકદમ તમારા શરીર ને તંદુરસ્ત રાખે બરોબર પછી તમને કોઈ બીમારી આવા ના દેય બરોબર તો એ થઇ ગયું એના benefit એના તો ઘણાબધા benefit છે આ તો મેં બે માત્ર બે ત્રણ કીધા ok junk food જો આપડે ખાઈએ બરોબર ને જે મેં વાત કરી ભેળ થઇ ગઈ પછી દાબેલી થઇ ગઈ ઈડલી ઢોસા અને બધી તેલમાં તળેલી સમોસા pizza burger એ બધી junk food ખાઈએ આપણે તો એ પછી આપે શરીર એને રોજ રોજ accept ના કરે બરોબર ને આપણે પછી માંદા પાડીએ બરોબર ને એ માંદાઈ માંથી પછી આપણને food poison થઇ જાય પછી ઘણું આવે અલગ અલગ બીમારી આવે એ થઇ જાય બરોબર ને તો એમાં શું છે પછી કે એમાં પછી આપણને doctor ના દર્શન કરવા પડે બરોબર તો એના થી સારું આપણે healthy food લેવું એ સારી વાત છે બરોબર ને તો પછી જો જોઈએ આપણે કે healthy food healthy food માં ઘણી બધી વસ્તુ ઓ છે જેમ કે આપણે healthy food એક હું તમને આખું schedule જાણવું કે ક્યારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેમ healthy food માં તો ઘણી બધી વસ્તુઓ આવે જેમ કે લીલા શાકભાજી છે બરોબર ને તો લીલા શાકભાજી ખાવા થી છે તો આંખોની જે રોશની છે તે આવે છે બરોબર ને ચશ્માં જે કોઈને હોય તો એ ચશ્માં ઉતરી જાય રોજ થાય છે બરોબર ને તો એ

benefit પોચડે બરોબર ને એનું કઈ બીજું કઈ harmful effect નથી હોતું બરોબર ને તો healthy food આપણે choose કરવું પડે બરોબર ને જીવન માં સારું એવું જીવન જીવવા માટે એવા તો ઘણા બધા option થઇ છે જેમ કે ચના થઇ ગયા દૂધ થઇ ગયું એ પછી ઘી છે બરોબર નેએ બધા healthy food માં આવે પછી peanut butter, peanut and dry fruit છે એ બધા સેમાં આવે healthy food માં આવે બરોબર ને તો સૌથી પહેલા તો આપણને જે junk food છે એ બહારનું છે એ બધું avoid જ કરવું જોઈએ આપણે કઈ ખબર નથી કે એ કઈ રીતે એ બનાવે છે junk food છે એનું preparation એ ઘરે કરે તો ઘરે તો જઈએ એની કે કઈ રીતે એ બનાવે છે બરોબર ને આપણે શું ખબર કે કઈ રીતે એ બનાવતો હશે બરોબર તો આપણે એ avoid કરવું પડે કેમ કે એના હાથ માં તો જોઈએ કે આ એના હાથ વાળા હોય છે બરોબર ને તો એ શું કરે કે તો એ એના હાથ માં ય glows

પછી શું છે કે આહ healthy food એવું નથી કે junk food એય ન ખાવું જોઈએ તમારે એક દિવસ અઠવાડિયામાં ખાઈ શકો બરોબર હવે તમને કેઈસ કે healthy food કઈ રીતે ખાવ છો બરોબર ને સૌથી પહેલા સવારમાં ઉઠો તો તમે શું કરસો કે એક ગ્લાસ પાણી નો આખો પીય જવા નો બરોબર ને પછી ખાવા નું તમને healthy food જેમ કે રાત્રે ચાના ભીગોલીને રાખી દેવા નું અને પછી આખું રાત over night થઇ જાય પછી સવારે એને ખાવાનું તો એ ચના છે એ પ્રોટીન નું ભરપૂર source છે બરોબર ને એ healthy food માં આવે બરોબર તો એમાં શું છે proper માત્ર માં પ્રોટીન મળી રહે બરોબર અને તમારી જે આપણે કહે ને કે જેટલું આપણું વજન હોય ને શરીર નું એટલું જ આપણે દિવસ માં પ્રોટીન જોઈએ જેમ કે મારુ વજન છે પચાસ કિલો બરોબર તો મને એક દિવસ માં પચાસ ગ્રામ પ્રોટીન મને જોઈએ બરોબર ને તો હું એ પ્રમાણે રોજનું મારુ છે પ્રોટીન count કરી અને ખાઇ બરોબર ને તો એ પછી option માં આવી ગયું પછી છે આપણી breakfast

unhealthy option છે બરોબર ને પછી હવે થઇ ગયું આપણું junk food તો junk food શું છે કે junk food તમે આપડે જોઈએ કે સાંજ પડે બધા માણસો નીકળે ફરવા અને ફરવા નીકળે એટલે junk food તો હોય જ બરોબર ને એ junk food થાય healthy food થી કાય ન થાય તેલમાં તળેલા બધા હોય જેમ કે સમોસા છે એ તેલમાં તળતો હોય એ બે ત્રણ દિવસ નું તેલ ત્યાં પડ્યું હોય બરોબર ને અને પછી એ બહાર બનાવે તો આખી રોડ પર બનાવે તો આખી ધૂળ છે માખીઓ એ બધી એના પર બેઠે બરોબર બેસે અને એ એ તમને આપે એના થી પછી બીજું કઈ ના થાય તમારું શરીર છે એ બગડી જાય તમારી શરીર ની તંદુરસ્તી તમારું શરીર તંદુરસ્ત ના રે બરોબર ને પછી તમે દવાખાને દવાખાના ના ધક્કા તમને થાય ડૉક્ટર થી મળવું થાય બીજું કઈ ના થાય બસ આટલું જ છે જો તમે healthy food રાખતા હોય તમારી diet બરોબર રાખતા હોવ તો તમે શું હોય કે ના તમારે doctor પાસે જવું પડે અને તમારી life છે એ healthy રીતે જવી શકો બરોબર ને એ ફાયદા છે healthy food ના બરોબર ને junk food માં ફાયદા જરાય નથી બરોબર ને તો કે healthy food ના ફાયદા ઘણાય છે જેમ કે તમે તંદુરસ્ત રો તો બરોબર ને તમારું બધું તમારું office work છે કે પછી બીજું કઈ કે ધંધો છે કે તમે કઈ કામ કરો છો તો તમારા એમાં તમને કઈ અડચણ ઉભી ના થશે બરોબર ને તે તમે તે કામ માં active હસો બરોબર અને પછી બાકી તમારી health છે એ સારી રે નાઈ તમને તાવ આવે નાઈ તમને કઈ પેટ માં દુખાવો થાય નાઈ તમને માથા માં દુખાવો થાય કે કઈ તમને healthy food ખાવાથી તમને કઈ નડે નઈ ઉલ્ટા તમને અલગ અલગ benefit થાય બરોબર ને

ચોથા દિવસ તમે સતત એજ ખાધા રાખસો તો તમને શું થશે પછી થશે બીમારી તમને બધી બીમારીઓ આવશે તો એનાથી તમારું શરીર એય તમારું વજન ઓછું થઇ જશે

તમે healthy food જો તમે ખાધું છે ક્યાંય junk food નથી ખાધું તો તમે એવું કરી શકો કે તમે એક દિવસ માત્ર થોડુંક એવું ચાખવા પૂરતું એવું junk food તમે ખાઈ શકો એક સમોસા બે સમોસા તમે ખાઈ શકો બરોબર ને એય તમે પાછું વધુ ના ખાઈ શકો હા જો તમે healthy option choose કર્યો છે અને પછી તમે આખો દિવસ ખા ખા કરતા હોય junk food તો એ પાછું ઊંધું થઇ જશે બરોબર ને તો એટલે આપણે ટૂંકમાં કહીએ કે balance જાળવવું પડે આપડે healthy food and junk food માં healthy option choose કરવો પડે બરોબર ને junk food એટલું આપણે avoid કરવું પડે બરોબર તો આ ચર્ચા થઇ junk food અને healthy food ની બરોબર કે junk food ના નુકસાન શું છે અને healthy food ના benefit શું છે તો આપડે choose કરીશુ

હા, કોન? હા ખુશિ બેન બોલો ને! ના એમા એવુ હતુ, હમના હુતો મારા એક કામથી છેને અઠવાડિયું આયા હત્તો જ નહિ ગુજરાત મા હુ બાર હતો. હા નૈતર તો તમને યાદ કરી એજ ને.

હા ચોક્કસ બેંક માતો દરેક વ્યક્તિ નુ કોઇ પન વ્યક્તિ હોય એનુ બેંક મા તો ખાતુ હોવુજ જોઇયે. અને અત્યરે બેંક નુ સુવિધા એટલી બધી સારી છે. કે માનસ ને ઓછા મા ઓછા સમય મા એનુ સારામા સારુ કામ થઇ સકે તો બેંક વિસે નિ મહિતી અને બેંક વિસે તો જાણવુ જ જોઇએ. તો હુ તમને બેંક વિસે. હુ તમને બેંક વિસે ની બધીજ મહિતી આપુ છુ. તો જો પેલા તો તમ અહ્હ્હ તો ભારત ની અંદર નાની-મોટી થઇ ને ઓગણચાલિસ બેંકો ચાલે છે. જેમા સરકારી પણ છે અને પરાઇવેટ પન છે. તો સરકારી જે સરકારી બેંન્ક છે એમા આપડે સટેટ બેંન્ક ઓફ ઇંડિયા છે. પછિ એક સાવરાસ્ટ્રા ગ્રામિણ બેન્ક છે. અ એના પાછી ભારતીય રિસર્વે બેંન્ક છે. એક દેના બેંન્ક છે. અ અને જે આપડે કો-ઓપેરટિવ બેંન્કો છે, આ બધી છેને સરકારી બેંન્કો છે. હવે હવે સરકારી બેંકો એમા સુ હોય કે ભઈ સરકારી બેંક નુ જે કાઇ કાર્યો છેને એ બ આખુ સરકાર ના હસ્તગત ચાલે છે. જેમ કે સરકારી બેંક નિ અંદર તમે ખાતુ ખોલાવો તો તમારે અંદર પૈસા ના ભર્વા પડે. તમે એમનેમ ખાતુ ખોલવી સકો પછી કેટલિક વાર સરકાર પોતે જે યોજ્ના બાર પાડે છે. અને એ અંતર્ગત જ્યારે પૈસા આવે તો એ તમારા બેંક ના ખાતા મા આવે તો એ વખ્તે સરકારી બેંક મા ખાતુ હોવુ જરુરી હોય છે. બિજુ તમે જો વિદ્યાર્થી હોય અને તમે તો જો ભણો છો તો તમારે જો સ્કૉલરશિપ જોતી હોય શિષ્યવૃત્તિ મેડવી હોય તો તમે કહો છો સરકાર જો તમનેશિષ્યવૃત્તિ આપસે તો એ પણ હવે હવે રોકડા આપતી નાથી. હા એટ્લે જ તો કવ છુ. કે ભઇ જે બેંક નિ અંદર ખા અત્યરે કારણ કે પેલા ન જમાના મા કેવુ હતુ શિષ્યવૃત્તિ આપણા શાળા વાડા ને મડ્તી સ્કુલ વાળા ને અને ન જે આચાર્ય હોય એ આપને આપી દેતા રોકડા પૈસ્સા. પણ હવે એ વખ્તે ભ્રસ્તાચાર થતો. લોકો ને સુધી નોતા પોહોચ્તા પણ હવે જે આયોજન થયુ છે એ લોકો ના ખાતા મા જ પૈસા આવિજાય. તો એ માટેપણ તમારે બેંક નુ ખાતુ ખોલાવુ પડે છે. તો હવે હુ તમને જે કવ છુ તો એ બેંક ની અંદર મે તમને કિધુ એમ. દેના બેંક છે, ગ્રામિણ, સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક છે. પછિ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિઆ બેંક છે. આવિ જે અલ્ગ અલ્ગ કો-ઓપેરેટિવ બેંક છે. તો એવી ઘની બધી બેંકો જે સરકાર ના હસ્તગત ચાલે છે. જેનિ અંદર ની જે પ્રક્રિય છેને એ ખુબ લામ્બિ હોય છે. એમાથુ અ તમારે ખાતુ ખોલાવો પાછી એનુ એટીએમ હોય પાછી પાસ્સ્બૂક આવે પછી એનુ તમારે ચેક્બૂક આવે છે. તો આ કેટ્લિક પ્રક્રિયાઓ સરકારિ બેંકો મા થાય છે. પણ એનાથી સારી જે પ્રિવેટ બેંકો છે એ પોતાની રિતે સુવિધા ઓ ખુબ સારિ રિતે આપિ સકે છે.

હા એટ્લે એમા ખાતુ ખોલાવુ તો સરડ છે પણ પછી જે પ્રક્રિયા રઇ ને એમા તમે વધારે સમય બગડે જેમ-કે, તમે પૈસા ભર્વા જાવ તો લામ્બિ લાઇન છે તો લામ્બિ લાઇન મા ઉભુ રેવુ પડે. હા એ હા એજ ને તો એની કર્તા પ્રિવેટ બેંક છે તો પ્રિવેટ બેંક એની અંદર તો સૌપ્રથમ બેંક ઓફ બરોડા છે એચડીએફસી છે. પછી ઇડીબિઆઇ બેંક છે, એક્સ્ક્સિ બેંક છે, આઇજેઐસી બેંક છે, પંજાબ નેશનલ છે, અઢડાક મે કિધૂ ને ઓગણ્ચાલિશ સંસ્થઓ બ્રાંચો અલ્ગ અલ્ગ નામ થી બેંક ની ચાલે છે. તો સૌપેલા તો બેંક વિસે ની માહિતિ જે આપવાની તો બેંક ની અંદર પેલુ કામ સુ છે. તો બેંક નિ અંદર તમે તમારા પૈસા ને સુરક્શિત રિતે રાખી સકો છો. એ સિવય તમારી પાસે વધારાના પૈસા તમારા ખરચ કર્તા વધે છે તો એ બેંક ને આપિ સકો છો. બેંક મા સાચ્વી સકો છો. અને જર્રુરુ પડે તો બેંક તમને લોન સ્વરુપે પણ પૈસા આપે છે આ બેંક નુ કર્ય છે હવે તમને જે હુ કવ છુ બેંક ની પ્રક્રિયા કઈ રિતે થઇ સકે. તો બેંક નિ અંદર સૌપ્રથમ તો ત્મારે એક ખાતુ ખોલાવાનુ હોય છે. અને એ ખાતુ ખોલાવા માતે તમારે બેંક પર જાવાનુ અને તયાથી ખાતુ ખોલાવા માતે ના એક ત્રણ પૈજ નુ ફોમ આવે છે એ ફોમ લાવ્વાનુ રેહસે. અને પછી એ ફોમ ની અંદર તમારે તમારી માહિતી સાચી માહિતી ભર્વી પડ્સે કરણ કે ઘનિ વાર બેંક મા કેવુ થાય છે કે આપણે સુ કરિયે છિએ કે ભઇએમા એક અ લખેલુ હોય છે કે ભઇ અઢાર વરસ થી ઉપેરના નુ ખાતુ ખોલ્વાનુ કે અઢાર વરસ થી નિચેના નુ તો જો તમે અઢાર વરસ થી નિચેના છો અને તમારે ખાતુ ખોલાવુ છે. તો તમારે જોઇંટ એકાઊંન્ટ ખુલે છે કે તમારિ સાથે તમારા કોઇ પણ તમારા કોઇ પરિવાર હોઇ એનુ એક નામ સાથે જોઇંટ રે તો તમે પૈસા ની કોઇ પણ પ્રક્રિયા ના કરી સકો જ્યા સુધિ એ લોકો નો સઇ ના આવે ત્યા સુધિ અને અઢાર વરસ થી ઉપેર થાવ પછી તમારુ ખાતુ એક અલ્ગ થઇ જઇ છે.

આહ ના એનુ અલ્ગ ના બને કાન કે જ્યા સુધી અઢાર વરસ નો થાઇ ત્યા સુધી તમે પુક્ત ઉમેરના ના ગણાવ એટ્લે તમારો કોઇ પણ નિરણ્ય ચાલિ ના સકે.

હુ તમાર ખાતા નમ્બર મારિ પાસે હોય તો હુ પણ તમારા ખાતા મા પૈસા આપિ સકુ નાખી સકુ પણ ઉપાડી ના સકુ એના માટે એ બને વ્યક્તિ નિ જરુરૈ પડે. તો તો કોઇ હા તો તો જે વ્યક્તિ નુ ખાતુ છી એજ વ્યક્તિ ને અ પૈસા નિ લેવડ-દેવડ કરિ સકે.

જેની અંદર ત્રણ વસ્તુ આવે છે એક લાઇટ બીલ એક તમારા જમીન ના આ સોરી તમારા માકન નો જે દાસ્તવેજ હોય અથ્વા તો જો ભાડે રેહ્તા હોય તો ભાડા કરાર અને ત્રિજુ છે અ રેસન કાર્ડ. આ ત્રણ માથી એક પુરાવો તમારે ત્યા આપ્વાનો રહે છે એના પછી અ તમારુ જે ઓ હા એમા કોઇ પણ નુ નામ ચાલે પણ એનિ અંદર તમારુ નામ હોવુ જોઇ. જેમ કે દખલા તરિકે રાસન કર્ડ આય્પુ તો રાસન નુ તો તમાર પાપા ના નામ નુ હોય તો એનિ અંદર તામરુ નામ પાછ્ડ ના પૈજ ઉપર હોય છે. એમા લખેલ હોય પરિવાર ના સદસ્ય તો એમા તમારુ નામ હોય છે એ એટ્લે આધાર પુરાવા મા એ ચાલે હા એમા તમારુ હોય તો ચાલિ જઇ છે અને એક તમારી ઓડખ કે તમે ભારત ના છો એ માટે ની ઓડખ માટે ચુટણી કાર્ડ અથ્વા ડ્રૈવિંગ લાઇસેંસ અને આધાર કર્ડડ. આ ત્રણ માથિ કોઇ પણ એક વસ્તુ ની જેરોક્સ આપ્વાની હોય છે. અને બે પસ્સ્પોર્ટ સાઇજ ના ફોટા જે ફોમ નિ અંદર તમારુ નામ તમે ક્યા રહો છો ગુજરાત. જે રજ્ય નુ નામ દેસ નુ નામ પછી તમારુ બે એડ્રેસ્સ આપ્વાના હોય છે કે એક કાય્મિ એડ્રેસ્સ અને એક હાલ પુર્તુ અત્યારે ત તમે આયા રહો છો પણ તમારુ કય્મિ એડ્રેસ્સ ક્યુ તો કે હુ એડ્રેસ્સ નુ તો બિજિ જ્ગ્યા એ છી. એવુ પણ બની સકે કે ભઈ હુ નોકરી કરુ છુ તો હુ રાજ્કોત મા છુ પણ મારુ મુદ વતાન તો કે એતો સુરેન્નગર છે બધા સુરેન્નગર રેતા હોય તો એક એડ્રેસ્સ એ નાખ્વુ પડે પણ તમારે તો બાને એડ્રેસ્સ એક્જ આવસે. હા એટ્લે બને એડ્રેસ્સ તમારે ન્યા નખ્વાના એમા લખી નાખ્વા ના પછી અ નિચે તમારે આધાર પુરાવા ન બધુ આપિ દિધા પછી તમે ખાતુ ખોલાવો છો પણ તમે આયના છો એ આદાર પુરાવા સાથે તમારે બે વ્યક્તિ ના જામિન તરિકે અંદર સઇ કરાવાનિ હોય જેનુ ખાતુ ત્યા છ મહિના પેલા ખોલાએલુ હોવુ જોઇ. ના એને લઇ નથી જવાના પણ એનિ સઈ અને એનુ અકાઉંટ નમ્બર તમારે યા લખવાના હોય છે. હા જેમ કે ઉદાહરણ આપો કે ભઇ તમારે બેંક ઓફ બરોડા મ ખાતુ ખોલાવુ છે તો બેંક ઓફ બરોડા નુ તમે ફોમ લઇવા ફોમ ભરી દીધુ ફોમ યા જમા કરાવો છો. ત્યારે બેંક ઓફ બરોડા મા જેનુ ખાતુ છ મહિના થી પેલા ખોલાવેલુ છે એવા બે વ્યક્તિ નુ એકાઉંટ નમ્બર અને એનિ સઈ જે સઈ એને યદ કરિ ને કર્વાનિ

કન્કે એ તમારા જામિન કે તમે કોઇ ગેર વ્રુતિ ગેર પ્રવ્રુતિ કરો છો તો એ લોકો એના જવાબ્દાર બને. આપડે નાથી ઘણિ વાર કેટ્લાક લોન લેતા અને કોઇ ભાગિ જાતા કે કોઇ મડ્તુ નથિ ત્યરે એ લોકો એ જામિન ને પકડે. એટ્લે જલ્દિ કોઇ જામિન મા પણ સઈ ના કરવી.

હા એટ્લે ઇ આપડા કોઇ સગા સાબંધિ કરિ સકે પણ કોઇ અજઇણો આપને ક્યે તો આપડે ના પાડ એટ્લે આપ્ણા એવા બે સગા હોય એનિ સઈ કરાઇ લેવાનિ કે જેનુ ખાતુ એમા હોય. બરોબર પછી તમે ત્યા જઈ ને આપો છો ફોમ ને એ બધુ અને સાથે પૈસા ભર્વાના હોય તો કેટલિક બેંક મા પચીસો હોય છે કેટલિક બેંક મા હજાર હોય છે કેટલિક બેંક મા પચ હજાર અલ્ગ અલ્ગ પૈસા હોય છે ભર્વાના ના તમે જે પૈસા ભરો છો બેંક મા સાથે તે દસ દિવસ પછી તમારા ખાતા મા એ પૈસા નિ રકમ મુકિ દેવામા આવે. હા તમે પચિસો ભરો તો તમારા ખાતા મા પચિસો આવિજાઇ પણ એનિ એક બેંક નિ લિમિટ છે કે ભઈ હજાર રુપિયા પંદર્સો રુપિયા તમારે બેક મા રેવા દેવા પડે.

બરોબર એટ્લે બેંક મા તમારે મિનિમોમ જે પૈસા કીધા હોય એ તમારે દેવા પડે ખાતામા. અને પછી ખાતુ ખોલ્લવિ દિધા પછી એ લોકો તમ્ને પાસ્સ્બૂ આપે છે જેનિ અંદર તમે પૈસા ઉપાડો છો અને પૈસા મુકો છો એનિ બધી વિગત એમા હોયછે. હા હા હા હા એ બુક તમને ત્યથિ જ આપ્વામા આવે જેવુ તમારુ ખાતુ ઓપેન થાય તમારુ ખાતુ અંદર રજિસ્ટર કરે એ સાથે જ તમને પાસ્બુક આપ્વામા આવે અન તમારિ પેલિ એંટ્રિ જે પૈસા તમે ભરો છો તેનિ હોય.

એ બુક મા છપાઇ જાઈ અને તારિખ સહિત આવે કે ભઈ આ તારિખે આયટ્લા વાગે તમારા ખાતા મા પૈસા જમા થયા તા.

હા અને તમારી સાથે કોઇ ચેત્તર્પિંડિ ના કરી સકે રોકડા તો કોઇ તમને કઈ દે મે તમને આઇપા તા તો તમારી પાસે આધાર નથી કે ઇ મને નથી આપી ગ્યો એનુ.

હા એ બતાવે છે પાસબુક આય્પા પછી એ તમને પુછે છે કે તમારે ચેક્બુક ની જરૂર છે તો તમારા નામ ના ત્યા રજિસ્ટર કરાવી ચેક્બુક રજિસ્ટર કરાવાની હોય છે અને ચેક્બુક પોસ્ટ દ્વરા તમારા ઘરે આવે છે. એમા એવી રિતે છે કે તમે યા નામ ને અકાઉંટ નમ્બર આપો એટ્લે દર વર્સ એક બે ચેક્બુક ના સો ચેક આવે અને અ સોરી સો અઢિસો રુપિયા લેખે તમારે ચેક્બુક ના ભર્વાના આવે. અને એ તમને એ તમને કઈક સો કે હ એનિ આજુબાજુ તમને એ ચેક આપે. ચેક નુ કર્ય એ છે કે ચેક નિ અંદર તમે કોઇને મોટિ રકમ આપ્વિ છે તો રોકડા લઈને નો જાવ. અને તમે એને ચેક આપો તો એના ખાતા મા તમારા ખાતા માથી પૈસા એના ખાતા મા ટ્રંસ્ફર થઈ જઈ. એ આપ્દ ખાતા નો ચેક નમ્બર આપડા ખાતા નમ્બર લખેલો હોય તમારુ નામ લખેલુ હોય ખાલિ તમારે ઉપર એટ્લુ જ લખી દેવાનુ તમે કોના નામ નો ચેક આપો છો. હવે હુ તમને એક વધારે તમને હુ તમને સ્પસ્ટ કરુ તમારે મને બે લાખ રુપિયા આપ્વા છે તો તમે રાજ્કોત થી બે લાખ રુપિયા લઈ ન રોકડા લઈન અમ્દાવાદ આવો છો. તો રસ્તા મા એ ચોરઈ જવાની કે પડી જવાની બિક રહે એનિ જ્ગ્યા એ તમારિ પાસે ચેકબુક હોય તો તમે મને ચેકબુક પર લખી ને આપિ દો ક આ વ્યક્તિ ને હુ બે લાખ રુપિયા આપુ છુ. એમા તમારે સાચી સઈન કરવાની હોય સઈ કરવાનિ હોય જે સઈ તમે ફોમ ભરો છો ને ત્યરે કરો છો એજ સઈ આયા થવી જોઇ. હા એ શબ્દો મા શબ્દો મા અને આંક મા લખિને આપી દેવાનુ ને પાછી હુ મારા ખ મારુ જ્યા ખાતુ છે યા હુ ચેક જમા કરાવુ એટલે માર તમારા ખાતા માથી મારા ખાતા મા પૈસા આવી જઈ. અને એનિ એન્ટ્રિ એટ્લે કે એનો જે નોંધણિ છે એ તમારા પાસબુક મા થઈ જઈ ચેક દ્વારા તમે આ વ્યક્તિ ને બે લ્લખ રુપિયા આય્પા. હા પુરાવા તરિકે પડ્યુ રે અને ત્રિજુ અને છેલુ છે અએટીએમ કે તમે દુનિયામા બધેય ફરો છો તો બધે પૈસા લઈને ફર્વુ શક્ય નથી.

છે કે તમારે જેટ્લા જોઇ એટ્લા તમે અએટિએમ મસિન મા નાખીને એક દિવસ ના પંદર હજાર રુપિયા ઉપાડી સકો છો. અએટિએમ કર્ડ ને તમારે મસિન મ નાખિને તમારો પિન નમ્બર આવે જે સિકરેટ હોય જે તમને એક નેજ ખબર હોય એ સિકરેત પિન નમ્બર નાખી મસિન મા અને એનિ જે પ્રક્રિયા છે એ પુરી કરો એટ્લે તમને મસિન માથી પૈસા નિકડી તમને મડી જાઇ

બરોબર તો એક દિવસ નિ તમારિ લિમિટ છે પંદર હજાર રુપિયા તમે ઉપાડી સકો છો. તો આ રિતે બેંક નિ અંદર અલ્ગ અલ્ગ કર્યો હોય છે અને ચોથુ કર્ય છે લોન માટે કે તમારિ બેંક નિ અંદર ત્મારુ કામ સારુ હોય તમે બેંક નિ અંદર સારી રીતે કામ કર્યુ હોય તો તમને લોન મડી

તો આ રિતે પ્રિવેટ બેંક અને સરકારિ બેંક ના જે કર્યો છે એતો સર્ખા જ છે ફરક એટ્લો જ છે કે પ્રિવેટ તમને સુવિધા સારિ આપિ સકે જ્યા સરકારી બેંક મા તમે જે નિયમો છે એ નિયમો પ્રમાણે

હા એજ ને કે ભઈ મારે કાન કે મે તમને કિધુ ક સરકારી ની અંદર તો સરકારી કર્મચરી થી લઈ નાના મા નાનો માણ્સ પણ આવાનો છે. બરોબર બિજુ કોઇ બેંક વિસે નિ માહિતી જોઇએ કછે આપને હવે કસુ વાંધો નહી જ્યારે પણ તમને કોઇ પણ મુંજવણ હોઇ કે મુસ્કેલી હોઇ ક ના સમજઈ તો તમે મને નિસ્ચિંત પણે ફોન કરી શકો છો બાય બાય. હાલો

હું મિહિર બોલું, તમે phone કર્યો હતો આમતો તમારું નામ છેને.

ના ના આજે એમ free હતી અટલે call કરેલો કોણ બોલો

આન્યા ઓળખતો નહિ હું તમને હું ભૂમિ ની friend આન્યા અચ્છા હા હા હા હા હા ઓળખી ગયો ઓળખી ગયો

ભૂમી એજ આપેલો છે. કેમ

થોડુક, હા class માં હારે હતા એટલે બધા ના number લીધા તા એટલે તમારો પણ સાથે અવિ ગયો અચ્છા એટલે બધા ના number કેમ લેતા હતા કાય જરૂર પડી તમારે બધાની ના ના friends હોઈ ને એટલે લય લેવાનો માટે તમે આખા class ના number લીધા હતા આગળ જાતા અમુક વસ્તુ માં જરૂર પડે એટલે લય લીધા હતા આછા મતલબ અખા class ની જરૂર પડે હાલો હાલો હાલો

હા હા આવે છે network નથી આવતું તમારા phone માં ના કપાય છે થોડુક આછા આછા મને લાગ્યું તમારું network ગયું ના ના નથી ગયું હા મને લાગ્યું કે phone કરી તમારું network વયુ ગયું ના ના નથી ગયું અયાજ છે અચ્છા અચ્છા બોલો બોલો શું કામ હતું તમારું ઓળખી ગયો હું તમને હમ કામ બોલો તમે હલો

હાલો

તમારા ઘરે બધાને સારું છેને એમ

હાલો હેલો

હા હા આવે છે બોલો બોલો હમ કેવું ચાલે બધું